સ્વિચ સ્ટેટમેન્ટ ઉપરના આ પીએચપી ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
હું આ ઉપર એક નવો અભ્યાસ બતાવવા જઈ રહી છું કારણ કે આ પીએચપીની મહત્વની લાક્ષણિકતા છે
સ્વિચ સ્ટેટમેન્ટ આઇએફ સ્ટેટમેન્ટ માટે એક બદલી ભરનાર છે
તે ખુબ વ્યવસ્થિત અને ગોઠવણીપૂર્વક પસંદગી છે જો કે તેમાં ઇનપુટ એક શબ્દયોજના છે
તો હવે ચાલો કંઈક કિંમત ઈનપુટ કરીએ અને પછી તે સમાન કિંમત સંગ્રહ કરીએ
જો તે આ કિંમત સમાન અથવા આ કિંમત સાથે બંધબેસે તો પછી આપણે કોડ અમલમાં મુકીશું
તે સરખામણી પદ્ધતિ નથી
તેથી ઇફ સ્ટેટમેન્ટની સરખામણી કિંમતો મેચ કરવા માટે અને આઉટપુટ માટે છે જે ઇનપુટ પર નિર્ભર છે આપણે કહીશું સ્વીચ ચાલો શરૂ કરીએ
તે માટે સ્વીચ મૂળભૂત કોડ છે
ચાલો અહીં એક શબ્દરચના મુકીએ ઉદાહરણ તરીકે હું અહીં એલેક્સ કહીશ
ચાલો એક નાનો પ્રોગ્રામ બનાવીએ અને જેમ આપણે આગળ વધીશું હું તે સમજાવીશ
આઇએફ સ્ટેટમેન્ટની જેમ જ આપણે અહીં છગડીયા કૌંસ મુકીશું
ચાલો હવે દરેક ચકાસણીને બોલાવવા માટેના માર્ગને જોઈએ
અહીં આપણે કિંમત ચકાસવા ઈચ્છીએ છીએ
હવે આપણે આ અવતરણચિહ્નમાં મુકીશું
તમે ચોક્કસપણે ક્રમાંકન ન કરી શકો
તેથી આપણે શું લખીશું કેસ કેસની કિંમત જે તમે મેચ કરવા માંગો છો
ઉદાહરણ તરીકે એલેક્સ પછી આપણે કોલોન અથવા અર્ધવિરામ ટાઈપ કરીશું
અને પછી શરત જો તમારી પસંદગીની સ્વીચ શબ્દરચના એક્સપ્રેશન સાથે મેચ થશે
તેથી હું લખીશ એચો યુ હવે બ્લૂ આઇઝ આપણા આ કેસ સરખામણીના અંત માટે આપણે બ્રેક અને અર્ધવિરામનો ઉપયોગ કરીશું
યાદ રાખો કે આપણે અર્ધવિરામનો ઉપયોગ અહીં કર્યો છે પરંતુ અહીં નહીં
હવે બીજો કેસ છે
ચાલો જોઈએ તે કેવી રીતે કરીશું
હું બિલી લખીશ અને એચો યુ હવે બ્રાઉન આઇઝ
ઠીક છે અને પછી બ્રેક અને અર્ધવિરામ
આ સંકલિત આઇએફ જેવું છે
તેથી હું કહી શકું આઇએફ યૂર નામે ઇસ એલેક્સ થેન એચો યુ હવે બ્લૂ આઇઝ ઓર એલ્સે આઇએફ યૂર નામે ઇસ બિલી યુ હવે બ્રાઉન આઇઝ
કદાચ કેટલાક લોકો માટે તે આ રીતે કરવું વધારે સરળ છેતેને વાંચવું પણ સરળ છે પણ તે તમારી પસંદ ઉપર આધાર રાખે છે
ઠીક છે હમણાં આપણી પાસે બીજા કેસીસ નથીઆ ઉદાહરણ માટે હું માત્ર એલેક્સ અને બિલી જ વાપરી રહી છું
અહીં હું કહીશ ડિફોલ્ટ જે એચો કરશે આઇ ડોન્ટ નો વ્હાટ કલર યૂર આઇઝ અરે ઠીક છે આપણને આ પછી બ્રેકની જરૂર નથી કારણ આ પછી કોઈ કેસો નથી
સ્વાભાવિક છેત્યાં કોઈ બ્રેક નથી કારણ કે ત્યાં કોઈ પસંદ માટેના વધુ વિકલ્પો નથી
ઠીક છે તેથી અહીં આપણને સ્વીચ મળી ગયું છે
ચાલો તેનો ઉપયોગ કરીએ
હવે હું આપણો પ્રોગ્રામ બનાવવા માટે આ એલેક્સને અહીં ચલ સાથે બદલવા જઈ રહી છું
તેથી હું લખીશ નેમ ઇક્વલ્સ અને તેનો નિર્ણય હું તમને કરવા આપીશ પછી હું અહીં કહીશ નેમ તો તમે જોઈ શકો છો કે આપણે અહીં ચલનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ
તે કેવી રીતે કરવું તે તમને હવે જાણ થઇ ગઈ છે
ચાલો શરૂ કરીએ અને જોઈએ આ કેવી રીતે કામ કરશે તમે સ્વિચ કહેશો તમે આ એક્સપ્રેસન લેશો જે એલેક્સ સમાન છે સામાન્ય રીતે આ કેસ છે જે એલેક્સ સમાન છે અને તે આ ઇકો કરશે
બ્રેક તેનો અંત કરવા માટે છે
જો નામ છે રાહુલ તો ડીફોલ્ટ ઇકો કરશે આઇ ડોન્ટ નો વ્હાટ કલર યૂર આઇઝ અરે ઠીક છે ચાલો આ સંચાલિત કરવાનો પ્રયત્ન કરીએ માત્ર પુનરાવર્તન માટે આપણે જોઈ શકીએ એલેક્સ એલેક્સથી મેચ થાય છે તેથી આઉટપુટ સાથે મેચ થાય છે
તમે શું કરી શકો તમે અહીં તમને જોઈએ તેટલી લીટીઓનો કોડ દાખલ કરી શકો
કેસનો અંત ક્યાં થાય છે તે બ્રેક નક્કી કરે છે
આઇએફ સ્ટેટમેન્ટના બ્લોકને સમાપ્ત કરવા માટે છગડીયા કૌંસની જરૂર પડે છે
જોકે અહીં બ્રેક બ્લોકનો અંત નક્કી કરે છેઆ બધાને બ્લોકસ કહેવામાં આવે છે
તો ચાલો આ બિલીથી બદલીએ અને જોઈએ શું થાય છે
યુ હેવ બ્રાઉન આઈઝ બરાબર આપણે નિર્ધારિત કર્યું હતું તે જ
ઠીક છે હવે હું આ કાયલીમાં બદલીશરીફ્રેશ કરીશુંI ડોન્ટ નો વ્હાટ કલર યૂર આઇઝ અરે કારણ કે અહીં એવો કોઈ બ્લોક નથી જે આપણા પ્રોગ્રામના લક્ષણમાં કાયલીની આંખોનો રંગ જણાવે
તો આ છે સ્વિચ સ્ટેટમેન્ટ
httpthe writerorg તેનો પ્રયત્ન કરોકેટલાક લોકોને એનો ઉપયોગ કરવો નથી ગમતોજ્યારે કેટલાક આને પ્રાધાન્ય આપે છે
તે કદાચ આઇએફ સ્ટેટમેન્ટ કરતા ઝડપી છે
તેનું નિયંત્રણ સરળ છે
તે ઘણું સારું દેખાય છે
તેથી તે ખરેખર તમારી વ્યક્તિગત પસંદગી પર છે
આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું છું કૃપાલી પરમાર